નમસ્તે મિત્રો
જીચેમ્ટેબલ માં ફીચર્સ એન્ડ કલર સ્કીમ્સ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું જીચેમ્ટેબલ એલીમેન્ટલ વિન્ડો અને કલર સ્કીમ્સ કલર સ્કીમ્સ આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લિનક્સ ઓએસ આવૃત્તિ 1204
જીચેમ્પેઇન્ટ આવૃત્તિ 01210 અને જીચેમ્ટેબલ આવૃત્તિ 01210 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ પીરિયોડિક ટેબલ ઓએફ એલિમેન્ટ્સ એલીમેન્ટોનાં સામયિક ટેબલ અને જીચેમ્પેઇન્ટ
જો નથી તો સંદર્ભિત જીચેમ્પેઇન્ટ ટ્યુટોરીયલો માટે કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો
ચાલો અત્યારે જીચેમ્ટેબલ એપ્લીકેશન વિશે શીખીએ
જીચેમ્ટેબલ ને જીચેમ્પેઇન્ટ નાં એક ઉપયોગીય સોફ્ટવેર તરીકે સંસ્થાપિત કરી શકાવાય છે
સિનેપ્ટિક પેકેજ મેનેજર સિનેપ્ટિક પેકેજ મેનેજર નો ઉપયોગ કરીને
જીચેમ્ટેબલ એ રાસાયણિક ઘટકોનું પીરિયોડિક ટેબલ એપ્લીકેશન છે
તે ઘટકોની વૈજ્ઞાનિક માહિતી પ્રદાન કરે છે
તે વિવિધ કલર સ્કીમ્સ સાથે પીરિયોડિક ટેબલ દર્શાવે છે
જીચેમ્ટેબલ ખોલવા માટે દશ હોમ પર ક્લિક કરો
દ્રશ્યમાન થયેલ સર્ચ બારમાં જીચેમ્ટેબલ ટાઈપ કરો
પીરિયોડિક ટેબલ ઓએફ થે એલિમેન્ટ્સ આઇકોન પર ક્લિક કરો
પીરિયોડિક ટેબલ ઓએફ થે એલિમેન્ટ્સ વિન્ડો ખુલે છે
તમામ વિન્ડો આધારિત એપ્લીકેશનની જેમ જ જીચેમ્ટેબલ મેનુબર ધરાવે છે
મેનુબર તમને જીચેમ્ટેબલ સાથે કામ કરવા માટે જોઈતા એવા તમામ આદેશો ધરાવે છે
આ એક પીરિયોડિક ટેબલ ઓએફ એલિમેન્ટ્સ છે અહીં તમે એલીમેંટ બટનો જોઈ શકો છો
એલીમેંટનું નામ જાણવા માટે એલીમેંટ પર કર્સર મુકો
ટેબલમાં બટનો માટે ઉપયોગ કરાયેલા રંગો ઘટકોનાં રૂઢિગત રંગો છે
આ ટેબલ મોડર્ન પીરિયોડિક ટેબલ ની એક પ્રતિકૃતિ છે
હવે ચાલો એલિમેન્ટલ વિન્ડો વિશે શીખીએ
તે દર્શાવવા માટે સામાયિક ટેબલમાનાં કોઈપણ એલીમેંટ બટન પર ક્લિક કરો
હું કાર્બન પર ક્લિક કરીશ કાર્બન નો એલિમેન્ટલ વિન્ડો ખુલે છે
એલિમેન્ટલ વિન્ડો બાજુમાં ચાર ટેબો ધરાવે છે મેઇન ઇલેક્ટ્રોનિક પ્રોપર્ટીઝ રેડી થર્મોડાયનેમિક્સ હું એકે એક કરીને દરેક ટેબ વિશે સમજાવીશ મૂળભૂત રીતે મેઇન ટેબ પસંદ થયેલ રહે છે
તેમાં સિમ્બોલ ઓએફ થે એલિમેન્ટ ઘટકનું ચિન્હ એટોમિક નંબર પરમાણુ ક્રમાંક એટોમિક વેઇટ પરમાણુ ભારાંક અને ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન પરમાણુ રચના આવેલ છે
તે લાંગ અને નામે મથાળા ધરાવતો એક ટેબલ ધરાવે છે
ટેબલ કાર્બન નું નામ વિભિન્ન ભાષાઓમાં દર્શાવે છે
આગળ ઇલેક્ટ્રોનિક પ્રોપર્ટીઝ ટેબ પર ક્લિક કરો આ ટેબ આપેલ વિશે વિગતો દર્શાવે છે પોલિંગ electro નેગેટિવિટી વેલ્યુ
આયોનાઇઝેશન એનર્જીઝ પહેલી બીજી અને ત્રીજી આયોનાઇઝેશન એનર્જીઝ એમજે પેર મોલ માં
ઇલેક્ટ્રોનિક એફિનિટીઝ કેજે પેર મોલ માં
જમણી બાજુએ અનુરૂપ શો કર્વ બટન દેખાય છે
ચાર્ટ જોવા માટે શો કર્વ બટન પર ક્લિક કરો
આ ઇલેક્ટ્રોનેગેટિવિટી વિરુદ્ધ એટોમિક નંબર નો ચાર્ટ છે
હું ચાર્ટ બંધ કરીશ
રેડી ટેબ પર ક્લિક કરો આ ટેબ આપેલ દર્શાવે છે કોવેલેન્ટ વન ડેર વાલ્સ અને મેટાલિક રેડી વેલ્યુઓ તમામ પીએમ માં
પીએમ એટલે કે પીકો મીટર 10 ની ઘાત માઈનસ 12 મીટર્સ
જો કે કાર્બન એ એક અધાતુ છે તેથી તેની મેટાલિક રેડિયસ વેલ્યુ નથી
હું કાર્બન વિન્ડો બંધ કરીશ
ચાલો પાછા પીરિયોડિક ટેબલ ઓએફ થે એલિમેન્ટ્સ વિન્ડો પર જઈએ
ચાલો સોડિયમ બટન પર ક્લિક કરીએ
રેડી ટેબ પર ક્લિક કરો
મેટાલિક રેડી વેલ્યુ અહીં દેખાડવામાં આવી છે
રેડી ટેબ આયોનિક રેડી નો એક ટેબલ દર્શાવે છે
આ ટેબલ કોલમ તરીકે આઇઓએન cન અને વેલ્યુ ધરાવે છે ચાલો ટેબલમાં નીચે સ્ક્રોલ કરીએ
આ ટેબલ સોડિયમ માંનાં વિભિન્ન પરમાણુ અવસ્થા વિશે માહિતી પ્રદાન કરે છે
તેનો કોઓર્ડિનેશન નંબર અને આયોનિક રેડી વેલ્યુ પીએમ માં રહે છે
ક્રોમિયમ મેન્ગેનીઝ ઇરોન કોબાલ્ટ નિકેલ અને કોપર જેવા ઘટકો મોટા કોમ્પ્લેક્સો રચવાનું વલણ ધરાવે છે
ચાલો ઇરોન બટન પર ક્લિક કરીએ
તેનો એલીમેન્ટલ વિન્ડો ખુલે છે
રેડી ટેબ પર ક્લિક કરો
આયોનિક રેડી ટેબલ સ્પિન નામની વધારાની કોલમ ધરાવે છે
સ્પિન કોલમ આયર્નનાં જટિલ રચના વલણ વિશે યુક્તિ દર્શાવે છે
અહીં હાઈ નો અર્થ સ્પિન વિનાના કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનો જોડી વગરના હોય છે
લો નો અર્થ સ્પિન જોડાણ કરેલ કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનોની જોડી બનાવવામાં આવે છે
હું ઇરોન એલીમેન્ટલ વિન્ડો બંધ કરીશ
જટિલ રચના બનાવવા વિશે વિગતવાર માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે httpenwikipediaorgwikiSpin states d electrons
કાર્બન નાં એલિમેન્ટલ વિન્ડો પર ફરીથી ક્લિક કરો
થર્મોડાયનેમિક્સ ટેબ પર ક્લિક કરો Tઆ ટેબ કાર્બન નો મેલ્ટિંગ પોઇન્ટ અને બોઇલિંગ પોઇન્ટ દર્શાવે છે
શો કર્વ બટનનું પોતેથી અન્વેષણ કરો
હું કાર્બન એલીમેન્ટલ વિન્ડો બંધ કરીશ
હવે ચાલો કલર સ્કીમ્સ પર જઈએ
વ્યૂ મેનુ પર જાવ અને કલર સ્કીમ્સ પસંદ કરો
કલર સ્કીમ્સ ની યાદી દર્શાવતી એક સબમેનુ ખુલે છે
નો કલર્સ પર ક્લિક કરો
તમામ એલીમેંટ બટનો ગ્રે માં પરિવર્તિત થાય છે
કલર સ્કીમ્સ પર ક્લિક કરો અને ફિઝિકલ સ્ટેટ્સ પસંદ કરો
બ્લૂ રંગનાં એલીમેંટ બટનો સહીત એક નવો પીરિયોડિક ટેબલ ખુલે છે
જેમાં અમુક બ્લેક માં રહી જાય છે
ટોંચે તમે Temperature સ્કેલ સ્લાઈડર ઝેરો ન્યૂનતમ વેલ્યુ સહીત જોઈ શકો છો
નીચે તમને solid બ્લૂ liquid ગ્રીન અને gas રેડ નાં રંગો દેખાશે
ઝેરો ડિગ્રી કેલ્વિન પર તમામ ઘટકો ઘન અવસ્થામાં રહે છે
તેથી તે બ્લૂ રંગમાં દેખાય છે
તાપમાન વધારવા માટે ચાલો સ્લાઈડરને ડ્રેગ કરીએ
ઘટકો તેમની ફિઝિકલ સ્ટેટ બદલે છે તેની નોંધ લો
બ્લૂ રંગ ગ્રીન અને રેડ રંગોમાં બદલી થાય છે
6010 ડિગ્રી કેલ્વિન છ હજાર દસ પર તમામ ઘટકો વાયુ અવસ્થામાં પરિવર્તિત થાય છે
તમામ બટનો રેડ રંગમાં બદલે છે
અમુક ઘટકોને બ્લેક બેકગ્રાઉન્ડમાં દર્શાવવામાં આવ્યા છે
તેમની અવસ્થા તે ટેમ્પરેચર પર અજાણી છે
આગળ ચાલો ફેમિલી પસંદ કરીએ
સિલેક્ટેડ ફેમિલી ડ્રોપ ડાઉન બટન દ્રશ્યમાન થાય છે
ડ્રોપ ડાઉન યાદી વિવિધ પરિવારોને તેમના અનુરૂપ રંગો સહીત ધરાવે છે
મૂળભૂત રીતે અલ્લ પસંદ થયેલ રહે છે
ઘટકોની દરેક ફેમિલી એક ચોક્કસ ફેમિલી રંગમાં દ્રશ્યમાન થાય છે
ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો અને મેટલોઇડ્સ પસંદ કરો
મેટલોઇડ્સ ધાતુસદૃશ ગ્રીન ફેમિલી બેકગ્રાઉન્ડ રંગમાં દ્રશ્યમાન થાય છે
બાકી બચેલ તમામ ઘટકો બ્લેક બેકગ્રાઉન્ડમાં દ્રશ્યમાન થાય છે
કલર સ્કીમ પર પાછા જાવ ઇલેક્ટ્રોનેગેટિવિટી કલર સ્કીમ પસંદ કરો
રેડ રંગનાં ઘટકોની ઇલેક્ટ્રોનેગેટિવિટી વેલ્યુઓ લઘુત્તમ હોય છે
જ્યારે કે બ્લૂ રંગનાં ઘટકોની ઇલેક્ટ્રોનેગેટિવિટી વેલ્યુઓ મહત્તમ હોય છે
રેડ થી બ્લૂ રંગમાં ધીમે ધીમે ફેરફાર થતો રહે છે
પિંક રંગનાં ઘટકોની ઇલેક્ટ્રોનેગેટિવિટી વેલ્યુઓ વચ્ચેની હોય છે
ડેટાબેઝમાં જો કોઈપણ ડેટા ઉપલબ્ધ ન હોય તો ઘટક બ્લેક બેકગ્રાઉન્ડ ધરાવશે
ચાલો બ્લોક પસંદ કરીએ
દરેક બ્લોક નાં ઘટકો ફાળવેલ બ્લોક રંગ સાથે દ્રશ્યમાન થાય છે
એસ બ્લોક ભૂરો પ બ્લોક - લાલાશ પડતો કથ્થાઈ ડી બ્લોક - લીલો અને ફ બ્લોક - જાંબુડી
ચાલો આપણે જે શીખ્યા તેનો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા
એલીમેન્ટલ વિન્ડો વિશે વિગતો
આપેલની કલર સ્કીમો 1
ફિઝિકલ સ્ટેટ 2ફેમિલી 3
ઇલેક્ટ્રોનેગેટિવિટી અને 4બ્લોક એસાઈનમેંટ તરીકે આપેલનું અન્વેષણ કરો કોબાલ્ટ નિકેલ કોપર અને અન્યનાં એલીમેન્ટલ વિન્ડો
વિવિધ ફેમિલી કલર સ્કીમ્સ એટોમિક રેડિયસ કલર સ્કીમ આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
httpspoken tutorialorgWhat is a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
અમને જોડાવાબદ્દલ આભાર